આ નર્સરી મંગળ દર મંગળવારે બંધ રહે રે રહે છે.

અને એક સાયડે વેઇટિંગ લોન્જ બનાવવામાં આવ્યું છે.

પરંતુ અહીંયા ખૂબ જ લાંબી લાઈન હોવાથી બાજુમાં બેસીને પોતાના આવનાર વાળાની રાહ જોઈને બેઠા હોય છે.

સાઈડ માં નાના નાના કોટેજ બનાવવામાં આવ્યા છે એ કોટેજ માં આવીને કોઈ બી વ્યક્તિ રહી શકે છે.

ઉપરના દ્રશ્યમાં એક છોકરો ખુબજ સુંદર પહાડની ટોચ ઉપર ઊભો છે.

જ્યાં વિવિધ પ્રકારની ખજૂરીઓ અને વિવિધ પ્રકારના છોડોને ઉછેરવામાં આવ્યા છે.

જ્યાં તમને વિવિધ પ્રકારની વાનગીઓનો રસધાર ખાવા માટે મળી રહેશે.

તેમજ ખૂબ જ કિફાયતી ભાવે મળી રહેશે અત્યારે આ રેસ્ટોરન્ટ પોતાના આવનારા ગ્રાહકની રાહ જોઈ રહ્યું છે.

લાગે છે કે દરિયા કિનારે નો કોઈ રિસોર્ટ નો આ વોકવે બનાવવામાં આવેલો છે તે જગ્યા દેખાઈ રહી છે.

એ સોફાની ઉપર ખુબ જ બારીકાઈથી ઝીણી ઝીણી કોટરણી કરવામાં આવી છે.

આમાં દેખાતા દ્રશ્યમાં ખૂબ જ સુંદર રીતે ગાર્ડન નું આયોજન કરવામાં આવ્યું છે.

તેની અંદર વિવિધ પ્રકારના મ્યુઝીશિયન ના સાધનો ગોઠવવામાં આવ્યા છે એક સાઇડ પર ડ્રમર ગોઠવવામાં આવ્યું છે એ વૉલ પર બે સાઈડ અ વાયોલીન લગાવવામાં આવ્યા છે.

અહીં આપેલા દ્રશ્યમાં એક મિસ્ત્રી જે કડિયા કામ કરે છે તે ટાઇલ્સ બેસાડવાનું કામ કરી રહ્યો છે.

એ ડુંગરની તળેટીમાં નાની સરખી એક નદીનું વહેણ બી જોવા મળે છે.

અહીં શેલાનીઓ આવીને બોટિંગ નું લાભ પણ લે છે.

તેમજ એક અનામત પાર્કિંગ પ્લોટ તરીકે ની બી જગ્યા રાખવામાં આવી છે.